પોલીસ ની બે ગાડી ઊભી છે જાણે બબાલ થઈ છે ત્રણથી ચાર એક બારીઓ છે.

કાળા કલર ની ગાડી છે ત્રણ થી ચાર પથ્થર દેખાય રહ્યા છે એક ભઈ ગાડીને કલર લગાય રહ્યો છે સફેદ વાળ વાળો--

બેસવાની સીટ છે બે થી ત્રણ થાંભલા છે એક વ્યક્તિ પાછળ ઉભો છે.

આઈ_સી_આઈ_સી_આઈ બેંક છે ત્રણ થી ચાર સ્કૂટર છે ગ્રે કલર ની છે અને--

રેડ કલર ની ભી છે પછી બાંકડા છે સીડીઓ છે.

હિંચકો છે લપસણી છે બે લપસણી છે એક ટાલ્યો છોકરો છે તેડી ને જઈ રહ્યો છે.

બૌ ખતરનાક છે એક ચાર પાંચ છે.

બો બધા વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યા છે એવું લાગે ફાટક ક્રોસ કરી રહ્યા છે બે ત્રણ જેવા લોકો બાઘાની જેમ બેહી રહ્યા છે એક જાણી--

કોકો કેફે છે અહ ત્રણ ચાર ખુરસી લગાયલી છે ટેબલ છે ટેબલ ઉપર બૌ બધા કાગળિયા છે ટિશ્યુ છે એક ભઈ--

લીલ વડેલી છે પહાડ જેવું લાગે છે પાછળ તો બોઉજ મોટું એક ચકલી બેઠી છે લીલ વળી ગઈ છે પથ્થરો બહુ મોટા છે.

અ ચાંદલો લગાયો છે સાળી ગુલાબી પીળી અને લીલા કલર ની પેરેલી છે.

ભગવાનની મૂર્તિ દેખાય રહી છે જ્યાં સોનાની લાગી રહી છે.

ત્રણ જણા નીચે ઉભા છે દર્શન કરી રહ્યા છે એક પટ્ટો પહેરેલો ભઈ ઉભો છે.

છે એટ છ થી પાંચ કલાક આઠ સવારે આઠ થી પાંચ--

સ્ટેજ જેવુ લાગી રહ્યુ છે પણ સ્ટેજ નથી બાકડા જેવો બો મોટ્ટો બોકડો છે અ બાજુ--

બસ સ્ટે બસ સ્ટેશન લાગી રહ્યું છે ત્રણ ચાર--

દુકાન લાગે છે કોથળા ત્રણ ચાર પાંચ છ મુકેલા છે દુકાનમાં પડીકા લબડી રેલા છે.

અહ લાલ પીડો કલર નો બીજા માળે છે અને--

દુકાન છે કે કેફે છે મેથો લખેલુ છે એક ભાઈ બેઠેલો છે પેટીએમ જોડે એક કાર્ડ પડ્યુ છે ટી_વી છે.

કેલી છે જાણે ફરાળ છે પાછળ.

આઇસ્ક્રીમ ની ડબ્બીઓ દેખાય છે બો મોટું બોક્સ છે ફ્રીઝર છે અને પડીકા દેખાય--